પદ્ધતિ મુજબ સંકર દિવેલાનું બીજ ઉત્પાદન કરવું અત્યંત જરુરી છે. આપણા રાજ્યમાં કૃષિ university દ્વારા દિવેલાની વધુ ઉત્પાદન આપતી

જાતીય અસ્થિરતા રહેલી હોય. તેના બીજ ઉત્પાદનમાં પુરતી કાળજી લેવામાં ન આવે તો બીજ ઉત્પાદન કાયૅક્રમ ઘણીવાર નાપાસ થાય છે. એક સવેૅક્ષણ મુજબ રાજ્યમાં દર વષેૅ અંદાજે ચાલીસથી પચાસ ટકા પ્રમાણીત બિયારણના plot નાપાસ થાય છે. આમ દિવેલામાં સંકર બીજ ઉત્પાદન કાયૅક્રમ નાપાસ થવાનું પ્રમાણ ઊંચુ છે. અને તેથીજ બીજ ઉત્પાદકોને બીજુ ઉત્પાદન વૈજ્ઞાનીક જ્ઞાન મેળવી કુશળ થવાની જરુર છે. દિવેલા પાકમાં સંકર બીજ ઉત્પાદન માટે ફક્ત માદા પુષ્પો ધરાવતી લાઇનો વિકસાવેલ છે. જેનો ઉપયોગ માદા તરીકે કરી દિવેલાની જુદી-જુદી જાતોનું બીજ ઉત્પાદન, એકલન અંતરથી સહેલાઇથી થઇ શકાય છે. સંકર દિવેલા પ્રમાણીત બીજ ઉત્પાદન કાયૅક્રમ બીજ પ્રમાણન agency તાંત્રિક કમૅચારીઓની દેખરેખ નીચે તૈયાર થાય છે. સંકર દિવેલા પ્રમાણીત બીજ ઉત્પાદન પ્લોટ લેવા જુદા-જુદા તબ્બકે રાખવાની કાળજીયો. પહેલું બીજ plot ની નોંધણી- દિવેલા પાકની

આ માટે બીજ plot ની નોંધણી દર વષેૅ એકત્રીસમી ઓગસ્ટ સુધીમાં કરાવવાની હોય છે. બીજુ પિત્રુ બીજનું પ્રાપ્તિસ્થાન- સંકર બીજ ઉત્પાદન

અથવા breeder કક્ષાનું બીજ હોવું જરુરી છે. આવુ breeder કક્ષાનું બીજ દિવેલાની જાત બહાર પાડનાર university ના સંશોધન કેન્દ્ર પાસેથી ખરીદવું જ્યારે foundation કક્ષાનું પ્રમાણીત બીજ ગુજરાત રાજ્ય બીજ નીગમ, રાષ્ટ્રિય બીજ નીગમ, ગુજ કોમા સોલ અન્ય university અગર તુક અન્ય ખાનગી અધિક્રુત સંશ્થાઓ પાસેથી ખરીદવું અને તેમ કરવા બાબત ના પુરાવા જેવા કે બિયારણ ખરીદીનું અસલ bill, tags, થેલિઓ

ગોરાડું અને મધ્યમ કાળી તેમજ સારી નિતાર શક્તિવાળી જમીન વધુ અનુકુળ આવે છે. દિવેલાના પાક ની શરુઆત ના દિવસોમાં ખેતરમાં પાણી રહે તો દિવેલાનો છોડ કોહવાઇને સુકાય જાય છે. સારી અને ફળદ્રુપ પિયતની સગવળતા વાળી અને વધુમાં તે plot માં છેલ્લા બે વર્ષ દરમિયાન દિવેલાનો પાક ન લિધેલ હોય તેવી જમીન ની પસંસગી કરવી. ચોથું એકલન અંતર - જે ખેતરમાં દિવેલા સંકર બીજ ઉત્પાદનનો

આ અંતર વધુ રાખવાથી બીજની જનીનીક શુધ્ધતા વધે છે. જો એકલન અંતર ન જળવાઇ રહે તો બીજ plot પ્રમાણન માટે ગ્રાહિય રાખવામાં આવશે નહિ.

વહેલી વાવણી કરવાથી માદા જાતમાં ઊંચ ઉસ્ણાતમાન ને કારણે નર ફુલો વધુ આવે છે અને મોડી વાવણી કરવાથી ઉત્પાદન ઘટે છે. તેથી ભલામણ કરેલ સમયે વાવણી કરવી હિતાવહ છે. આમ છતા સંજોગો વસાત મોડી વાવણી કરવાની થાય તો બે હાર વચ્ચે અને એક હાર ના બે છોડ વચ્ચે અંતર ઘટાડી chamber ના અંત સુધી વાવણી કરી શકાય છે. છઠ્ઠુ વાવણી અંતર સંકર દિવેલાની જુદી-જુદી જાતોના નર અને માદા જાતો નુ વાવણી અંતર નીચે મુજબ રાખવું. માદા line માં જો ચિલ્લા-ચાલું પદ્ધતિ તૈયાર કરેલ માદા બી વાપર્યુ હોય તો બે છોડ વચ્ચે ત્રીસ centimeter અંતર રાખવુ કારણ કે આ જુની પદ્ધિતિમાં rooming વધારે કરવું પડે છે. સાતમું બિયારણ આગોદર - માદા સાત kilogram પર hector, નર બે point પાચ kilogram પર hector. આઠમું વાવેતર પદ્ધતિ - માદા અને નર જાતોની વાવણી જુદી-જુદી લાઇનોમાં કરવી. નરની એક line અને માદાની ત્રણ અગરતો ચાર line ઓ વારા ફરતી વાવવી. પ્લોટની ફરતે નરની બે line ઓ વાવવી. જેથી માદાને સતત પરાગરજ પુરતા પ્રમાણમાં મળી રહે. સંકર દિવેલા GAUCH એક, GCH પાચ, GCH છ અને GCH સાત નાં બીજ ઉત્પાદન plot માં નર અને માદાનું વાવેતર એક જ સમયે કરવું. જ્યારે CH બે અને GCH ચાર માં માદા કરતા નર જાતોમાં બાર થી પંદર દિવસ ફુલ મોડા આવતા હોય,

પહેલા જમીન તૈયાર કરતી વખતે hector દીઠ વીસ ton સારું કોવાયેલું છાણીયું ખાતર નાખવું. રાસાયણીક ખાતરોની થેલી ભલામણ મુજબ બીજ ઉત્પાદન plot મા hector દીઠ માદા line ઓ માં એકસો પચીસ kilogram nitrogen અને પચાસ kilogram phosphorus તત્વો આપવા. જ્યારે નર line ઓ માં પચાસ kilogram nitrogen અને પચાસ kilogram phosphorus તત્વો hector દીઠ નીજ મુજબ આપવાની ભલામણ થયેલ છે. દસ પિયત - બીજ ઉત્પાદનમાં plot માં વરસાદ બંધ થાય બાદ ભેજની ખેંચ પડે નહીં તે ખાસ જોવું જોઇએ. જે માટે જમીનને પ્રતને અનુરુપ દસ થી પંદર દિવસના અંતરે પિયત આપવું જોઇએ. કારણ કે જમીનમાં ભેજની ખેંચ પડે તો માદા લાઇનોમાં જાતિય પરીવતૅન થઇ નર ફુલો વધુ આવે છે. જે રોપવા પિયત અવારનવાર આપવું જોઇએ. ઘણીવાર ઊંચુ તાપમાન

વધારાનો nitrogen પ્રતિ hector urea ના રુપમાં પુરક જથ્થાની સાથે બે થી ત્રણ પિયત જરુર મુજબ આપી જમીનમાં ફળદ્રુપતા સાથે ભેજનું પ્રમાણ વધાર નર ફુલોની પરીવતૅન રોકી શકાય છે. અગીયાર અન્ય ખેત પદ્ધતિઓ - સંકર દિવેલા બીજ ઉત્પાદન પ્લોટમાં દિવેલાના પાકમાં શરુઆતના પિસ્તાલીસ થી સાઠ દિવસ સુધી નીંદણ મુક્ત રાખવો. આ માટે બે-ત્રણ આંતરખેડ તથા એક થી બે હાથ નીંદણ કરવા. દિવેલાના પાકમાં સાઠ દિવસ પછી મુખ્ય માળ આવી જતી હોય, આંતરખેડ કરવી નહીં. પાક સંરક્ષણ

અ હા હાલના સમયે મતલબ વન આબૂદી અ બોજ બહોળા પ્રમાણમાં થઈ રહ્યું છે કારણકે હાલના સમયે બૌજ બધા અ બાંધકામો થઈ રહ્યા છે, નવી-નવી બિલ્ડીંગો બની રહી છે. એના માટે આ અ ઝાડપાનને એમની અ કટરી કરવામાં આવે છે. તો આપણે આ વિશે અત્યારના ટાઈમે ખરેખર બોઉ જ સમજવાની જરૂર છે. વનીકરણ કરવું જોઈએ. આ એના બદલે વન આબૂદી થાય છે ને આ ગ્લોબલ વૉર્મિંગની અ સમસ્યા વધી રહી છે હાલના ટાઈમે. ઓકે. એટલે આ પેલા અ લોકો જે જંગલ કાપી નાંખે છે એ વન આબૂદી એવું ને?

બરાબર. હા એટલે જ આ જંગલો ઓછા થઈ રહ્યા છે હવે.

બીજી જગ્યા વધી નથી એટલે લોકો જંગલ તરફ વધારે જઈ રહ્યા છે.

હમ્મ. ઝાડ કાપીને બી ઝાડના બી અ હમ્મ ઘણા બધા ઉપયોગ હોય અ કોલસા માટે ને પેપર બનાવ માટે. હા. એની માટે બી લોકો ઝાડ કાપી રહ્યા છે હવે. બો બોઉ બધા બોઉ બધા અ કારણો છે એના પાછળ કે અ રહેવા માટે મતલબ રહેણાંક વિસ્તારો બનાવા માટે. કોઈ પણ અ ઔદ્યોગિક હેતુઓ માટે. એ માટે જમીનને મતલબ અ અ વન આબૂદી તરફ અત્યારે બધા વળી વળી રહ્યા છે કે જે બોઉ અ આગળ જતા બોઉ નુકસાન કારક છે. આવનારી પેઢીઓને વધારે સમસ્યા.

અ માણસોએ એવું વિચાર્યું નતું કે ઓક્સિજન પણ આપણે અ વહેંચાતો લેવો પડશે. પણ અત્યારે એવી ટાઈમ આવી ગયો છે કે અ આ વૃક્ષોને એની એટલી બધી અછત થઈ ગઈ છે કે

નેચરલ રિસોર્સીસ આપણે યુઝ કરવા માટે અ કાપવા લાગ્યા ને ને એવું હતું કે આટલા બધા છે થોડી ઘટી જવાના છે. હા. પણ એ આપણી લાલશા જેટલા કાપ્યે છે એટલા વાવતા નથી સામે. એટલે એ ઘટી રહ્યું છે. એના લીધે ઘણી બધી પ્રાકૃતિક સમસ્યાઓ બી ઉભી થઈ રહી છે. હા ઓકે. કાર્બન ડાયોક્સાઈડ જે વૃક્ષોનું મેઈન કામ હોય છે કે કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે અને ઓક્સિજન આપે છે. હમ્મ. અને એ બી વૃક્ષો ઘટી રહ્યા છે તો એ સરર્ક્યુલેશન જે છે એ એમનું જે ક્લીનીંગ થાય, પ્યોરિફિકેશન થાય. એય નથી થતું બરાબર. એના કારણે જે શુદ્ધ હવા આપણને મળતી હોય છે એમાં બી ઘટાડો થાય છે. અમુક એના લીધે બી બીમારીઓ ફેલાવા લાગી છે. અને જે વન્ય પ્રાણીઓ છે એની વાત કરીએ તો હવે એમનું ઘર કહેવાય વન. હમ્મ. એજ આપણે ઝાડ કાપી નાંખીએ એટલે એમનું ઉજળી જાય તો એ બી હમ્મ

એવી છે કે હા એમનું આયુષ્ય ઘટી ગયું છે. વિલુપ્ત થઈ રહ્યા છે. અને એ બધી વસ્તુ આપણને ખાલી ઝૂમાં મળે પછી. અને એ પણ બોઉ જ અ ઓછા ઓછા એવા લોકો એમ અ બચ્યા હોય. પ્રાણીઓ પણ અમુક એવા નાશપ્રાયી અ સ્થિતિમાં હોય કે આમ બોઉ જ ઓછી સંખ્યામાં પ્રાણીઓ હોય અને એને પણ એમ અ એ લોકોએ સાચવીને રાખવા પડે ને બોઉ જ ધ્યાન રાખવી પડે કે કે અ કેમકે બાય દ્ ટાઈમ એવું જ લાગે કે એટલા પણ નઈ રહ્યા. એટલે એમને પણ એટલા સંભાળીને રાખવા પડે અને મતલબ જેમ તમે કીધું એ રીતે કે ઝૂમાં જ આપણને જોવા મળે છે. હવે જંગલમાં નથી જોવા મળતા. જંગલ કપાય જાય છે એના લીધે એ લોકોનું આયુષ્ય પણ ઘટી જાય છે ને એમના પણ એમના રહેઠાણ પણ એમ અ વી એનો પણ વિનાશ થઈ જાય છે. અત્યારે બધા પોતાના અ કામધંધા માટે પોતાની આજીવિકા રળવા માટે લાકડાઓ કાપે છે એમ પુષ્કળ પ્રમાણમાં મતલબ એટલા બધા ને કે અ અ મતલબ અ વરસાદ વરસાદની સીઝન પણ આપણને હવે બોઉ જ ઓછી નાની એવી જોવા મળે છે નહીંતર ભારત આપનો એવો દેશ હતો કે પહેલા કે એમાં અ સારી રીતે ચાર-ચાર મહીના અ ત્રણ ઋતુઓ અ ત્રણ ઋતુઓનો દેશ આપણો કહેવાય છે પણ હવે એ લાગતું નથી કે ત્રણ ઋતુઓ અ સારી રીતે આપણા દેશમાં પણ મેઈન્ટેઈન થાય છે. કોઈ પણ સમયે ગ્લોબલ વૉર્મિંગના લીધે એસિડ રેઈન થઈ જાય છે. કે કે અ ચોમાસાની ઋતુમાં હવે જે જોયે એ વરસાદ આવતો નથી અને એના લીધે આમ આડાઅવળા સમયે કોઈ પણ સમયે આવે છે એના લીધે અ ખેતી, ખેતી પર પણ બો અવળી અસર પડે છે એમ. અ જે આ અ વનવિનાશની જે પ્રવુતિઓ કરે છેને લોકો એના લીધે. રાઈટ રાઈટ રાઈટ. પણ હવે વન એટલા કપાય ગયા, ઝાડવા એટલા કપાય છે કે એના લીધે જે એટમોસફીઅરની અ જે બધી લેયર્સ છે ઓઝોન લેયર જે આપણે કહીએ છે હમ્મ. એ બી એટલી જ ડેમેજ થઈ ગઈ છે કે શું કહેવાય? બિકોઝ સંતુલન આખું બગડી ગયું છે.

તો હવે તો એ હું તો સોલ્યુશન તો એક જ છે કે હવે બધાંય પાછા ઝાડવા જેટલા થઈ શકે એટલા વાવવા જોઈએ. અને જે આપણે વન આબૂદીને અટકાઈ શકીએ. ટોટલ બંધ તો ના થાય. એની માટે સરકાર બી પ્રયાસો કરી રહી છે.

. તો હવે દરેક નાગરિક અ જાગૃત થાય અને એ ડિરેકશનમાં કંઈકને કંઈક પોતાનો ફાળો આપે. તો સ્લૉલી-સ્લૉલી અ અવેરનેસ આવે. જે હમણાં ઘણી હ હદ સુધી આવી રહી છે અને લોકો અવેર થઈ બી રહ્યા છે. હમ્મ. બટ એટલું અવેરનેસથી નહીં ચાલે. બધાએ કંઈકના કંઈક એફર્ટસ બી આપવા પડશે. તો જ આ વસ્તુ પર થોડું નિયંત્રણ થશે અને નિયંત્રણ થશે તો કદાચ ભવિષ્યમાં આવનારી જે પેઢી હશે એને સારું વાતાવરણ

અ મિક્સ થઈ ગયા છે. નહીંતર પહેલા એકથી બીજા ગામ જવાનું અંતર પણ વધારે હતું. પણ હવે આ શહેરીકરણના લીધે જંગલો મતલબ વૃક્ષો કપાતા ગયા, કપાતા ગયા તો નાના-નાના અ ગામડાંઓ મળીને મોટું સિટી મેટ્રો સિટીમાં કવર થઈ ગયા છે. કેમકે અ હવે બધા જ કે નાના ગામમાં પણ

એના બદલે અ ઉલટાનું અ ગામડાંમાં પણ એમ અ ઓ ઓફિસ બનવા લાગે છે. કોઈ પણ કારખાનાઓ બધું જ એમ કામધંધાને રોજગારીને લગતી તકો ઉભી કરવા માટે કોઈ પણ અ કોઈ પણ કોઈ પણ રીતે વિનાશ કરી બેસે અને એના બદલે વિનાશક વિનાશ કરે પણ છે. કોઈ પણ અ પોતાના પ અ પોતાના કામની જગ્યા બનાવે છે પણ એના એની સાથે-સાથે એવું કોઈ બીડું નથી ઉપાડતા કે એની સાથે અમે આ પણ અ વૃક્ષો પણ વાવીશું. ખરેખર આપણે કોઈ એવો અ એવો દિવસ હોય કે જેમકે જન્મદિવસ છે કોઈ પણ કોઈ પણ સારા એવા અ કોઈ પણ સારા એવા દિવસે એક એવું અ

એરપોલ્યૂશન, નોઈઝ પોલ્યૂશન એટલું થઈ ગયું છે કે અ હવેન હવેના લોકોનું અ સ્વાસ્થ્ય વધારેને વધારે અ કહેવાયને કે ચિંતાજનક છે આપણા આપણી આવતી પેઢીનું.

દરેક એક બોલ ખાલી જાય એની માટે એ લોકો સો ઝાડ વાવતાં હતા. તો એ આખી જે સીઝન પતી છે એના પછી જ એ લોકો દોઢ કે બે લાખ જેટલા ઝાડ નવા વાવવાના છે. તો આવું જ અલગ-અલગ ઈવેન્ટ્સ બી તમે કીધું. ઈવેન્ટ્સ હોય, સેલિબ્રેશન હોય કાં તો કોઈ બી પ્રવૃત્તિ હોઈ એમાં આવું કંઈક બધા ફાળો આપે તો એનાથી ઘણો બધો ફરક પડી શકે છે. હવે અલગ-અલગ જે ફોરમ્સ છે અ વૈશ્વિક સ્તરે યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક જે છે એ બી આ વસ્તુને બોઉ જ અ સિરિયસલી લઈ રહ્યું છે. અને એમના જે આંકડા વિશે વાત કરીએ તો એમાંથી બી એ જ નીકળીને આવ્યું છે કે આમ ભલે આપણે કહેતા હોય કે શહેરીકરણ થઈ રહ્યું છે. પણ શહેરીકરણની જોડે-જોડે અહીંયા જે ગામડાંનો માનવી છે એનું આમાં ઉલટાનું વધારે ફાળો છે. કેમકે એ લોકો એ જ વૃક્ષોને કાપીને વહેંચવા માટે કાંતો અન્ય કોઈ પ્રવૃત્તિ માટે વાપરે છે એની જોડે-જોડે જેટલી પણ નાબૂદી થાય છે એના દસ ટકા લાકડા ફક્ત બણતણ માટે યુઝ થાય છે. જ્યારે કે નેચરલ ગેસ, ગેસ બીજા ઘણા બધા અ માધ્યમો છે જેનથી તમે શું કહેવાય? બણતણ તમને મળી શકે છે એની જગ્યાએ સસ્તું અને વૈકલ્પિક અ કાંતો ઔપચારિક ફ્યૂલ ગણીને જે ઝાડવા કાપીને એનો જ યુઝ કરવામાં આવે છે. કેમકે ગામડાંનો મ માણસો માટે એ વસ્તુ સસ્તા દરે કાંતો મફતના દરે મળી રહે છે. બરાબર છે. તો તેમને એ ઈઝીલી મળી જાય. તો એમને એટલું સમજાતું બી નથી કે આ કાપવાથી શું થશે? બરાબર છે. એમનું આજનું પૂરું થાય છે એટલે આજનું જોઈ લેવું. કાલનું એ લોકો વિચારતા નથી ને એમનામાં સમજણ બી નથી હોતી. બરાબર છે. બરાબર છે એકદમ. લોકોનામાં જાગૃતતા ઉભી કરવી ઈ પણ એક અ આખું અ ઈ પણ એક આખું એક મોટો અ વિષય છે હાલના સમયે.

તો દાવાનળ અ અ મતલબ તમને ખબર છે જ્યારે ક્યારે પણ અ અ એવું થાય કે જંગલમાં આગ લાગે તો એની જાતે જ્યારે અ ઘર્ષણના લીધે આગ લાગેલી હોય તો તો એકસાથે સેંકડો વૃક્ષો મતલબ નષ્ટ થઈ જાય અને એટલો અને હમ્મ આ આ એકદમ જ ગર્મ ગરમ અ એ વાતાવરણ હોય જેમકે બોઉ જ ઉનાળો છે

જ્યારે દાવાનળ થાય છે ત્યારે તો અ એ સમયનું તો એ સમયની તો પરિસ્થિતિ એનાથી પણ વધારે કપરી હોય છે.

અ પ્ર અ અ પ્રકૃતિમાં એવી કોઈ પરિસ્થિતિ સર્જાય જાય ત્યારે આપણે ખરેખર તો અ સમજીને જાતે વૃક્ષો વાવવા જોઈએ કે ભલે એની અ જાતે જ આગ લાગી હોય. અ વાતાવરણના કોઈ પણ અ અ વિકૃત પ્રકારના ફેરફારના લીધે પણ છતાંય આપણે કરવી જોઈએ અ આપણી આપણે આપણી અ પર્યાવરણને આપણે હેલ્પ કરવી જોઈએ કે લોકોને આપણે અ સારી અ સારામાં સારી રીતે હેલ્પ કરી શકીએ ને કે આપણે એક જાગૃતતા આપણામાં હોય તો અને બીજું એ છે કે પેપર અ હાલનાં સમયે આપણે પેપર ઓછું થઈ ગયું છે હાલનાં મોબાઈલ અને લેપટોપના ટાઈમે પણ છતાંય પેપરનો પણ અ પેપર બનાવા માટે પણ આપણે એમ વૃક્ષોનો એટલો નાશ કરીએ છીએ ને કે પે અ જેટલા રિયુઝ કરી શકેને એટલા મેક્સિમમ રિયુઝ કરવા જોઈએ. પણ એટલો આપણે કરી નથી શકતા. બસ જોઈએ છે અ પેપરની આપણે કોઈ પણ જાતની જરૂરિયાત છે? તો બસ અ વૃક્ષો કાપી અને આપણે બનાવવામાં લાગી જાઈએ છીએ. તો ખરેખર એ પણ આપણી એક ઈકોસિસ્ટમને હાર્મફૂલ છે. પણ એ એ પણ ના થવું જોઈએ છતાંય ઘણું બધું અ કહેવાયને કે અ ઓછો વપરાશ થઈ ગયો છે પહેલાના ટાઈમ કરતા. પણ આપણે થોડીક જાગૃતતા રાખશું જેમકે પેપર જાતે થોડા યુઝ કરશું જરૂર પૂરતા જ. વધારે પડતો એનો અ યુઝ નઈ કરીએ. અ તો તો આપણે આપણે ઈન્ડિરેક્ટલી હેલ્પફૂલ થશું. આપણે ઈન્ટેન્શયલી નઈ હેલ્પ કરવા માંગ્યે ને તો પણ થઈ શકશું આપણે હેલ્પફૂલ કે અ આપણે સ સારામાં સારું કંઈ એડ કરી શકીએ. વૅલ્યુ એડ કરી શકીએ.

વરસાદ કેમનો થાય છે? કે જે બી પાણી તમારો શું કહેવાય? બાષ્પ બન્યું કાંતો એ ગયું. એનાથી પછી શું કહેવાય? વેપર બન્યું. વેપરથી અગેઈન વરસાદ થાય છે અને આ બધું જે સાયકલ છે એમાં શું કહેવાય? ટ્રિઝ જે છે વૃક્ષો એ બી એક

બોઉ જ મહત્વનો ફાળો આપે છે કેમકે જે ટેમ્પરેચર છે એને બી નિયંત્રણમાં રાખે છે. બટ હવે થાય છે શું કે આટલું બધું અ વૃક્ષો કપાય ગયા છે અને એ થયા છે એના લીધે એ જે ઈમ્બેલેન્સ ક્રિએટ થયું છે

ક્યારે આવે છે ક્યારે ની એ ખબર નથી પડતી. એના લીધે બી ખેતીને અસર થાય છે કાંતો જે પીવાનું પાણી છે એનો એકમાત્ર જે સોર્સ છે એ વરસાદ જ છે. અને એ વરસાદ બી જો ટાઈમ પર નહીં આવતું તો એના લીધ એ જે આપણી પાસે રિઝર્વ માં પાણી છે એ બી વપરાતું જાય છે ને પછી એ જ્યારે પતી જાય છે તો એટલે જે ગ્રાઉન્ડ વોટર લેવલ છે એ બી ધીમે-ધીમે નીચે જઈ રહ્યું છે અને આવનારો ટાઈમ કદાચ એવો બી આવે કે આપણને પાણી ના બી મળે પીવાનું.

અ ના મળે તો આપણે બોઉ તકલીફ, બરાબર છે. તકલીફનો સામનો કરવો પડે. બરાબર? આજે આપણે આ ડિસ્કશન આ કર્યું એટલે આપણે ખરેખર આપણે તો એવું વિચારશું જ. અને બીજાને પણ અ એટલી એટલા જાગૃત બનાવાની ટ્રાય કરશું આપણે કે આપણે બધાને અવેરનેસ સ્પ્રેડ કરી શકીએ. આપણે બધાને સમજાવી શકીએ. ને આપણને પોતે પણ કંઈક એવું કરીએ કે જેના લીધે

થી શરૂઆત કરીએ. આપણા અ જન્મદિવસ પર આપણે એક એવું કોઈ પણ અ અ એવું એવું પ એવું કોઈ પણ એક અ અ કહેવાય ને કે આપણે એવું કોઈ વ્રત લઈએ કે જેને આપણે પૂરું કરી શકીએ. અને કંઈ સારું અ કામ કરી શકીએ. જરૂર હવેથી આપણે ટ્રાય કરીશું કે એટલીસ્ટ બીજું કંઈની પણ આપણે જે આ ચર્ચા કરી એનો આપણા પર સારો અસર થાય અને આપણે એ પ્રક્રિયા ચાલુ કરીએ પછી બીજાબધાને માર્ગદર્શન આપતા રહીશું. ઓકે.